હાલ IPL માં પ્લેટઓફમાં પહેલી ટીમ બની ગુજરાત ટાઇટન્સ SRH પ્લેટ પ્લેટઓફમાંથી બહાર. મુંબઈ ઇન્ડિયન્સ પાસે point table માં નંબર બે પર આવવાની તક. હાલ મને નરેન્દ્ર મોદી માટે ખૂબ જ મોટી news છે. જ્યારે CM બને ત્યારે બે ઈચ્છા હતી. PM મોદીએ પ્રાથમિક શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનમાં

જ્યારે સીએમ બને ત્યારે બે ઈચ્છા હતી. PM મોદીએ ગાંધીનગરમાં બાવીસ વર્ષ પહેલાંની વાત કહી દેશભરના શિક્ષકો એ તાળીના ગડગડા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમની

એ વખતે તેમને બે અંગત ઈચ્છાઓ હતી. આ બંને ઈચ્છાઓ કહી હતી. એ ખુદ PM મોદીના મુખથી સાંભળો. આ અહેવાલ અત્યારે વિગતવાર વાંચો. હાલ કુડાના રણમાં ત્રણ લોકો પાણી વગર મરવાની તૈયારીમાં છ. audio massage viral થતા જ સ્થાનિક લોકો અને તંત્ર એ રણમાં પહોંચી rescue હાથ ધરી દોઢ વર્ષની બાળકી સહિત દંપત્તિનો બચાવ કર્યો. પાટનગર ગાંધીનગરમાં ચાર હથિયાર અને બસોને છત્રીસ કારતુસ ભરેલી કાર ઝડપાઈ.

વધાર છે જે પગલે પોલીસ તંત્ર દ્વારા વધારે તપાસ શરૂ કરાય છે. મુખ્ય સમાચાર ગોંડલના ભૂ માફિયા નિખિલ ડોગાને પલારા જેલમાંથી સાબરમતી જેલમાં high security zone મા ખસેડવા special court નું હુકુમ ભુજની જેલમાં સગવડતા આપતી હોવાની પોલીસ ફરિયાદ બાદ કોર્ટનો આદેશ. પહેલી મે ના રોજ જામનગર ખાતે તેસઠમાં ગુજરાત સ્થાપના દિવસનું રંગારંગ ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ ઉનાળાના ઉનાળામાં સાચવજો. દૈનિક પચ્ચીસ લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. સૌથી વધુ ઝાડા ઉલટી ના કેસ Sports Class Patan Girls School ની વિદ્યાર્થીને નવા વર્ષની Smart Classroom માં

પચ્ચસોને પંચાવનમી painting બનાવી G twenty પ્રમુખ પદને અર્પણ કર્યુ. જમ્મુ કાશ્મીરના કિસ્સ વાળમાં સેનાનું હેલિકોપ્ટર સેના નો હેલિકોપ્ટર સેનાનું હેલિકોપ્ટર ક્રેશ. જીનાબ નદીમાં મળ્યા જમ્મુ કાશ્મીરના કિસવાર જિલ્લામાં ભારતીય સેના નો એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતા અહેવાલ પ્રમાણે, આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાના ત્રણ અધિકારીઓ સવાર હતા. બચાવ માટે ટીમો ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે ત્યાં ઇસ્ટ વાળનો ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે. રાહતની વાત એ છે કે, આ દુર્ઘટનામાં બે પાયલોટ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. કેદારનાથમાં જવાનું વિચારતા ગુજરાતીઓ સાચવજો. કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનના કારણે શ્રીનગર પોલીસ પોલીસે સાવચેતીના પગલા તરીકે

જ્યારે હવામાનમાં સાફ થાય ત્યારે યાત્રીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. તે જ સમયે ઉતરાખંડના ચમોલી જિલ્લામાં પહાડો કાટ માળ રસ્તા પર આવી ગયો. દરેક રાજ્યમાં તિરૂપતિ બાલાજી મંદિર બનશે. આંધ્રપ્રદેશ થી તિરૂપતિમાં બિરાજેલ ભગવાન વેંકટેશ્વર ટૂંક સમયમાં જમ્મુમાં પણ તેમના ભક્તોનો દર્શન આપશે. જેમ જમ્મુ શ્રીનગર નિર્માતા નિર્માણદીન ભવ્ય મંદિરના દરવાજો વિધિવત પૂજા કર્યા બાદ ખોલવામાં આવશે. મંદિરનું નિર્માણ તિરુમાલા તિરુપતિ દેવસ્થાન બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આશરે આશરે બાસઠ એકર જમીનમાં તબક્કામાં નિર્માણ થનારા વિશાળ મંદિર પાછળ રૂપિયા તેત્રીસ પોઈન્ટ બાવીસ કરોડનું ખર્ચ કરવામાં આવશે. મુખ્ય સમાચાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સિરિયલ ના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો ફરિયાદ. સીરીયલમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવતી જેનિફર મિસ્ત્રીઓ મોદી ઉપરાંત સોહેલ રામણી અને જતીન બજાજ સામે પણ ફરિયાદ.

પ્મ PM મોદીને ગુજરાત મુલાકાત PM આવાસ યોજના હેઠળ બેતાળીસ હજારથી વધુ આવા સોનું લોકાર્પણ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ઓગણીસો ને છેતતાલીસ કરોડના ખર્ચે થયું આયોજન. search committee UGC ના સભ્યને રાહ ગુજરાત યુનિવર્સિટી સહિત સાત યુનિવર્સિટીના કુલપતિ નિમણૂક સરકારી કર્મચારીઓ હવે માત્ર જીઓનું સીમકાર્ડ જ વાપરી શકશે. ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો.

પ્રારંભે વીસ ટન કેસર કેરીનું export કરાઇ હતી. એક કિલો કેરીનો ભાવ અંદાજે પાંચસો રૂપિયા શિક્ષકો આંદોલનો હથિયાર ઉમદ્યુ આઠ ટકા મોંઘવારી ભથ્થું કેન્દ્ર ધોરણે જાહેર કરી ચૂકવવામાં રાષ્ટ્રીય શૈક્ષણિક એ મહા સંગે સીએમ અને નાણામંત્રીને પત્ર લખ્યો. હાલમાં થતા ગરમીની રાત્રે અમદાવાદ સુરત અને બનાસકાંઠામાં થતા વાદળો છવાયા અને લોકોને ગરમીથી રાહત મળી.

સુરતના વેપારીને ધમકી લોરેન્સ બિસનોઈ ગ્રુપે શું શોભા શોકુ બોલ રહા હું પાંચ લાખ ચાહિયેવરના મર્ડર હો જાયેગા આવી ધમકી આપીને ડરાવ્યો. આથી અહેમદ અને તેના ભાઈની મીડિયાના હોના કેમેરા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યા. અતિ અહેમદ media સાથે વાતચીત કરી રહ્યો હતો. અને ચાર લોકોએ ગોળીઓ ચલાવીને તેમની હત્યા કરી. મુખ્ય સમાચાર રાજકોટમાં પુત્રની CBSE ધોરણ બાર ની પરીક્ષા ના પરિણામમાં સારા marks આવતા ખુશીમાં માતાને હાર્ટ અટેક આવતા મોત. માવડીમાં રહેતા કેવલ operator ના નરેન્દ્રસિંહ ઝાલા ના પત્નીના મોતથી ખુશીનો માહોલ માતમ માં ફેલાયો. મીત દઈ જ્યાં સુધી પરિણીત પરિણીતી ચોપડાના લગ્ન નહીં થાય ત્યાં સુધી હું આશા રાખીશ શકું મલ્હાર ઠાકર. ભાવનગરમાં ડમી કૌભાંડ માં યુવરાજસિંહ જાડેજા ની અટકાયત. મુખ્ય સમાચાર અમદાવાદ હાઈવે પર Statement Monitoring Cell દરોડા પાડીને બાસઠ પોઈન્ટ એકત્રીસ લાખના વિદેશી દારૂ ઝડપાયો. ભરેલા એક ટ્રક રાજકોટ જ્યારે બીજા ટ્રક સુરેન્દ્રનગર પહોંચે તે પહેલા પડેલા ધરોડા એક point zero ત્રણ કરોડનો મુદ્દા માલ જપ્ત થયો. અમરેલી અને સાવરકુંડલામાં સિંહણ અને ચિત્તાએ બે બાળકોનો શિકાર કરી આજની પહેલી મે એ ગુજરાતના સ્થાપના દિન એ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે કરાશે. શ્રમિકોને લગતી ફરિયાદો માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે ટેક્સનો ઉપલબ્ધ કરાયો. જીવદયા માટે અનોખી પહેલ. અમદાવાદના ભીલ સમાજ પરિવારે reception માં આવેલા મહેમાનોએ પક્ષીઓના ચણ અને પાણીના કુંડાનું વિતરણ કર્યું. મા બાપ છેતવજો. નારોલમાં પિતાએ દીકરીનું પિતાએ દીકરીનું whatsapp hack કરતા વીસ પુરુષ જોડે પ્રેમ સંબંધ બહાર આવ્યો. નારોલની એક યુવતી નું whatsapp account hack કરતા વીસ યુવક સાથે પ્રેમ સંબંધ બહાર આવ્યો. બધા જોડે કરતી હતી બીબસ્ત વાતો તેમજ રોજ રાતે અલગ અલગ છોકરાઓ જોડે ફરવા જવાની આદત હતી. માતા પિતાએ રોકટોક કરે તો ઘરેથી ભાગી જવાની ધમકી આપતી. પોલીસ દ્વારા અભયમ હેલ્પલાઇન થી councelling કરવામાં આવ્યું. ચોખાની તેજી સાથે સોનાનો ભાવ all time high બાસઠ હજાર સુધી પહોંચ્યો સોનાના પગલે ચાંદીના પણ ઉછળયો રૂપિયા પંચ તેર હજાર બસો બ્યાસી કિલોના રેકોર્ડ સ્તરે દિવાળી સુધીમાં સોનાનો ભાવ સિત્તેર હજાર થાય તેવી સંભાવના થશે. વધતા જતા હાર્ટ અટેક ના કેસ પાછળ સ્વભાવ અને વ્યક્તિત્વ પણ જવાબદાર છે. જાણો મનોવૈજ્ઞાનિક ભાવના સર્વેમાં શું સામે આવ્યું? હાર્ટ અટેક પાછળ

દ્વારકામાં ચોરસ ફુટ નો ભાવ દસ હજાર થી વધીબાવીસ હજાર પહોંચ્યો. પચાસ લાખની દુકાનો પંચાણુ લાખ થઈ કોરિડોર બનાવાના. એધાણીથી દ્વારકામાં જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે. છ આઠ માસ પૂર્વે જે જગ્યાએ ચોરસ ફૂટના રૂપિયા બે હજાર હતા ત્યાં અત્યારે આડત્રીસો થી ચાર હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે. મતલબ મતલબ જમીનનો ભાવ બે ગણો થઈ ગયો છે. મંદિરની ત્રણસો મીટર ની અંદર ભાવ વધ્યો નથી. પરંતુ ત્રણસો થી છસો મીટર અને ત્યાંથી છેક દ્વારકા ની બહાર નીકળી ત્યાં સુધી જમીન અને મિલકતોના ભાવ રાત દિવસ છે દ્વારકાની બહાર નીકળે વધી રહ્યો છે એક થી પંદર એપ્રિલ સુધીમાં સત્તાવીસ પોઈન્ટ એકત્રીસ કરોડના ત્રણસો ને તેત્રીસ દસ્તાવેજ નોંધાયા છે. મુખ્ય સમાચાર અતિક અહેમદ અને તેના ભાઈના હત્યા કેસમાં તપાસ. સમિતિની માંગ કરતી અરજી પર સોનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સમક્ષ બેંચ ચોવીસમી એપ્રિલ આ મુદ્દે સુનાવણી કરવામાં આવશે. પૂર્વ જજને અધ્યક્ષતામાં સમિતિ રચવામાં કરાવી માંગ. DTO માં પંચોતેર ટકા થી ઓછી હાજરી બદલ બેટલીસો ને છત્રીસ વિદ્યાર્થીઓને પરીક્ષામાં થી બાકાત. એક વર્ષ

wheeler ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી ને ઈલેક્ટ્રીક અને ગેસથી ચાલતા વાહનોનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી પૂર્વ ઓઇલ સચિવ તરુણ કપૂરની

છેતતાલીસ વર્ષીય મહિલા TV જોતાં જોતાં ઢળી પડી હતી અને સ

આહ અત્યારે પડતર જગ્યા હોય જ્યા ખાડો ખોદીએ અને પછી તલાવડી કે એવી રીતના નાનુ મોટુ અને રૂપિયા આપે એમ એટલે એનુ ચાલતુ હોય એમ રોજગારી તો ઇ એક કાર્ય કરી રહ્યુ છે જે વીજળી પ્રમાણે સરકારે ઘણી યોજનાઓ બહાર પડેલી છે બરાબર છે ને આ બેરોજગારી નુ એક એનુ પણ હોય શકે કે જે આપડે કહીએ છે ને કે લોકો ને આમ સરકારી નોકરી તરફ બહુ એ હોય છે કે ના કે મારુ બાળક સરકારી નોકરી કરે તેને શુ કેહવાય અત્યારે પ્રિવેટ નોકરી મા એવુ છે કે તમને તમારા મા એવી કળા નહી હોય આવડત નહી હોય તમને ગમે ત્યારે છૂટા કરી શકે નોકરી માથી

અલગ અલગ જાત ની પરીક્ષાઓ લેશે અત્યારે મેઇન સમસ્યા ભારત મા એ છે કે આ પરીક્ષાઓ યોજાતી નથી સરકારી નોકરી માટે ની હમણા જ જોયુ હોય તો તલાટી ની પરીક્ષા યોજાઈ હતી પણ પેપર ફૂટી ગયુ હમ હમ

ના આમ યુવાનો સરકારી પરીક્ષા ની તૈયારી કરવા માટે પોતાના અમૂલ્ય વર્ષ આપતા તો હોય છે પણ પરીક્ષા જ નથી યોજાતી તો એ કરી શુ શકે ખૂબ ભાગ ભજવે છે નાનો મોટો તેજે વાત કરી ઇ પ્રમાણે સરકારી ના પરીક્ષાઓ સરકારી નોકરીઓ પર અત્યરે બહુ જવા માંગી રહ્યા છે ઘણા પણ ઉદારણ જોયા છે કે જે સરકારી નોકરી મા જવા માટે

અમારા ઉદાહરણ મા પણ છે બધા સગાસબંધીઓ મા કે જે જીપીએસસી ની તૈયારી કરતા હોય છે પણ એમા સક્સેસ રેશીઓ બહુ ઓછો હોય છે એમ ટૂંક મા કે એ બ હજાર હજાર લોકો પરીક્ષા દે એમ ખાલી એ હજાર નહી આમ હજાર મા થી એક છોકરો થતો હસે પર હજારે એક છોકરો આઇએએસ કે આઇપીએસ બનતો હસે બાકી નીચે ની બધા ને આઇએએસ ને આઇપીએસ જ બનવુ હોય છે યુપીએસસી ની તૈયારી કર્યા પછી બધા ને નીચે ની પોસ્ટ તો દેખાતી જ નથી

એ પ્રમાણે બહુ ઓછી સીટ છે એમ એટલે બે ત્રણ વર્ષ બે ત્રણ વર્ષ કે ત્રણ ચાર વર્ષ ટ્રાય કરવી જોઈએ ને જો પછી આગળ ના થાય તો પછી એ લેફ્ટ કર દેવુ જોઈએ કારણ કે એ એક જ ઓપ્શન નથી આમ રોજગારી પ્રાપ્ત કરવા માટે પછી બીજા એને જે કઈ સ્પેશિયાલિસ્ટ કર્યુ હોય ફિલ્ડ મા તો એમા એને આગળ વધવુ જોઈએ તો એ એક કામ હોય શકે

મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ પછી જે શિક્ષણ હોય છે ચોપડા રૂપી શિક્ષણ નહી જે જીવન મા કામ મા લાગે એ વ્યવશાહીક શિક્ષણ એ ખૂબ જ ઓછુ મળે છે જોકે માનવ માથી આયોજન નો અભાવ

આમ જોવા જઈએ ને તો બેરોજગારી આઝાદીપછી બહુ વધારે ઉછળી આવી છે ભારત ના આર્થિક વિકાસ ના દર ને ઊંચો દર દઈ જવા માટે બેરોજગારી સમસ્યા નો ઉકેલ ઓગણીસો એકાવન થી ચાલુ છે.

જે વધી ને પંચમી યોજના ને અંતે ત્રણસો ચાર લાખ અને નવમી યોજના ને અંતે વધીને ત્રણસો અડતાલીસ પોઈન્ટ પાંચ લાખ લોકો બેરોજગાર રહ્યા તે આ આઝાદી પછી બેરોજગાર ખાસો બધો વધી ગયો શું લાગે છે તમને? આઝાદી પછી તો પેહલા એ ટે પેહલા કોંગ્રેસઓ નું રાજ હતુ ત્યારે એ નાનુ મોટુ કામ કરાવતા અને મતલબ એ કે ત્યારે બેરોજગારી પણ આટલી નહતી પણ હોય શકે તો દેખાતી નથી પણ મોસ્ટઓફ તો નતી જ પછી બેરોજગારી વધી શકે જેનુ એક કારણ ઘણા હોય શકે કે લાઇક આ બ વસ્તીવધારો એક કારણ હોય શકે અગત્ય નુ પછી પછી પોટિક્સ હોય શકે કે પોલિટિક્સ ની જગ્યા એ ને બહુ રૂપિયા નુ બહુ કળા બજાર કળા નાણુ છે એવી રીતે એ એક પણ હોય શકે એ તો ઇ એક અગત્ય નો કારણ હોય શકે બરાબર છે બરાબર છે એટલે ઇ તો આજનો જે જુવાન છે ચોપડા રૂપી જ્ઞાન તો થયુ બધા પાસે બધાને ખબર છે બે પ્લસ બે ચાર થાય

એમાથી નવ હજાર તો એ પોતે ખર્ચી નાખે છે અને ખર્ચવાનો દર વધારે છે અને બચત નો દર ઓછો છે પછી લોકો ધંધો તો ચાલુ કરી દે છે પોતાના પૈસા નાખે છે અને પૈસા આવે છે પણ વચ્ચે એમ એ લોકો એમ જોવે છે કે ના કે મારો ધંધો ચાલે છે મારુ ઘર ચાલે છે પણ એમ નથી જોતા કે નવી મૂડી નથી સર્જાતી એટલે તમારા ધંધા માથી તમને કોઈ દિવસ પૈસા દવત માણસ બની ના શકતા હોય તો એ ધંધો કઈ બિસનેસ નહી પ્રોસેજર થી એ ધંધો બંધ જ થવાનો છે હમ હમ આ જેટલા એ પચાસ જેક માણસો એટલા જ કામતુ હોય અને દશ હજાર નો બચાવ કરતો હોય અને જે ત્રીસ હજાર કામતો હોય એ વિસહજાર નુ બચત કરતો હોય તો જે કામતો હશે

જે વાપરી જ નાખે છે કે એક લાખ માથી નેવુ હજાર વાપરી જ નાખે છે કઈ કામતો ને એની માટે કઈ મતલબ આમ થવાનુ નથી કે પછી ક્યાક બેકઅપ માટે કાઇ થવાનુ છે નહી એ એક પાછુ અગત્ય નુ હોય શકે જે કીધુ એ પ્રમાણે